આ એક મીની મોલ જેવું દેખાય રહ્યું છે જેમાં ખાણી પીણીનો સામાન પડેલ છે.

આ એક ઘર કાતો ઓફિસ દેખાય રહી છે ત્યાં એક ભગવાનની મૂર્તિ પણ--

આ એક પહાડ છે સામે જંગલ જેવુ દેખાઈ રહ્યુ છે.

સામે બઉ બધા મોટા મોટા પહાડ છે આ એક છોકરો પહાડ ઉપર ઊભો છે અને ફોટો --

આ એક રેસ્ટોરન્ટ કેફે જેવુ દેખાય રહ્યુ છે ત્યાં બઉ બધી ખુરસીઓ પડેલ છે.

પ્લાન્ટ પણ લગાવેલુ છે સામે કેફેટેરિયા દેખાઈ રહ્યુ હોઈ એવુ લાગી રહ્યુ છે અને સામે એક--

આ એક ગાર્ડન દેખાઈ રહયું છે ત્યાં બઉ બધા વૃક્ષ છોડ વાવેલ છે.

ત્યાં એક જીમ નું ક-કસરત કરવાનું સાધન પડેલ છે એક આગળ રોડ જઈ રહ્યો છે માટીનો ઢગલો પણ છે.

હાથ માં નાનું એવું ગુલાબી રંગનું ફૂલ લઈને ફોટો પાડી રહ્યો છે ને ત્યાં--

નદીમાં પાણી એકદમ ક્લીન છે.

ત્યાં આગળ નાના નાના ઝાડ ના પ્લાન્ટ્સ ગમલા મુકેલા છે.

આજુ બાજુમાં નારિયેલીના બૌ બધા ટ્રી છે ને એની આજુ બાજુમાં બૌ બધા ઝાડ પણ છે.

ત્યાં બઉ બધા નાના છોકરા અને લેડીઝ લોકો કપલ લોકો બેઠા છે.

ઉપર બલ્બ ને એવુ લગાવેલુ છે સારી એવી.

અને બૌ બધા માણસો પણ ત્યાં પ્રે કરી રહ્યા--

આ કોઈ મસ્જિદ જેવુ ધાર્મિક સ્થળ દેખાઈ રહ્યુ છે.

આ એક મંદિર જેવું દેખાઈ રહ્યું છે તેમ--

એક માણસ અને થોડાક નાના નાના ઝાડ પણ દેખાય રહ્યા છે.

આમાં બે દરબાણ તરીકે માણસ ઊભા છે ને બઉ બધી--

આ એક ઇન્ડિગો એરલાઇન નો પી-પ્લેન છે.

એક મૂર્તિ મહાકાળી માની દેખાય રહી છે એક ગણપતીની દેખાય રહી છે.

અને એમ બો બધી સલૂન ની ક્રીમ શેમ્પૂ --